હલો

તું મને જણાવિશ તું ભારત ના સાંસ્કૃતિક વારસા વિશે સુ જાણે છે. સાંસ્કૃતિક વારસા ની આપડે વાત કરવા જઈએ.

જ્ઞાન થી આવડત થી કલા કૌસ્લાય દ્વારા જે કઇ સર્જન કરવામાં આવ્યું હોય કાતો કઇ મેળવામાં આવ્યું હોય તો તેવું કી સકાય કે તે સાંસ્કૃતિક વરસો છે તેવું કઇ સકાય અને જો એની પેલ્લી આમ વ્યખા આપવા જઈએ તો એના તો એવું કહેવાય કે તો ભાઈ માનવ સર્જિત વારસો જે છે બરાબર છે તો તેને સાંસ્કૃતિક વારસો કેવામાં આવે છે આ વ્યાખ્યા માં એક શબ્દ ઉમેરવા માગી કે માણસે પોતાની કળ આવડત અને કૌશલ્ય થી જે સર્જન કર્યું છે એ છે આપડો સાંસ્કૃતિક વારસો હવે તું કે સુ કેતો તો તું કઇ સકાય એવું પણ કઇ સકા બરાબર છ તું સાચો છ ના નથી કેતો આપદા સાંસ્કૃતિક વારસા માં ભાઈ ગણી બધી એવી વસ્તુ છે સાંસ્કૃતિક વરસો એટલે કઇ કઇ વસ્તુ ઓનો સમાવેશ થઇ સકાય જોવા જઈએ તો તો પેલું છ આપદ મદિર છ બરાબર છ મંદિરો નો આપડે સાંસ્કૃતિક વારસા માં સમાવેશ કરી શકીએ છીએ સિલા લેખો છે બરાબર જે જુના ગરમા આપડે રાજા અશોક સમ્રાટ જે હતા જે એમના દ્વારા સિલા લેખો આપવા માં આવ્યા હતા લખવામાં આવ્યા તે હતા તે તો તોપો છે બીહારો છે ચૈત્યો છે મકબરા છ મર્ભીત છે પછી ગોક્રુરમ છે

ગોક્રુરમ એટલે એવું કઇ સકાય કે ભાઈ પ્રવેશ દ્વાર બરાબર છ

પ્રવેશ દ્વાર એટલે આપડે જોઈએછે nomally કે કોઈ પણ મદિર માં જઈએ તો મંદિર માં પ્રવેશ થી વખતે પેલ્લા જે મોટો જે દ્વાર આવતો હોય છે. બરાબર છે તો તેને ગોકુરમ કેવા આવે છે એને બીજી વસ્તુ આપડે ગામમાં આવતા હોઈએ અને ગામની બાર જે મોટો main gate જે મારવામાં આવે છે એને સુ કેવા માં આવે છે એન ગોકુરમ કઇ સકાય પછી જકે કિલ્લા ઓ છે ગુમ્મ્જો છે રાજ મહેલ દરવાજો ઓ દરવાજા એટલે તો ગોકુરમો ઈમારતો આ બધી વસ્તુ ઓ જે ગણી એવી વસ્તુ ઓ છે જ ખોદકામ કરતી વખતે એવી ગણી વસ્તુ ઓ છે આપણને પ્રાપ્ત થએલી છે સાંસ્કૃતિક વારસા માં હા હા સાંસ્કૃતિક વારસો આમ જોવા જઈએ તો કોની દેન છે હિંદુ મુસ્લિમ કોની સાંસ્કૃતિક વરસો જો આમ જોવા જઈએ તો પૂર્વજો ની દેન છે એમાં કોઈ પણ ધર્મ ને લાગતું એવું કોઈ પણ ના કરી સકાય ગણી એવી ભાઈ વસ્તુઓજે છે જે આપણને અનેક ધર્મો પાસે થી મળેલી છ બરાબર છ જો આપડે સાંસ્કૃતિક વારસા માં કે ભાઈ ધર્મને આધારિત નઈ પણ હુ માનું છુ ત્યાં સુધી હુ ભાઈ પૂર્વજો ને આધારિત માની સકું કે ભાઈ આપદા પૂર્વજો તર્ફ્થી સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો છે

સુરતી લોકો આરબો મોગલો જેમને આપડા પર શાસન કર્યુ ભારતીય અગ્રેજો ફ્રેન્સ પ્રજ જે વિવિધ પ્રજાતીઓ ભારત માં આવી હતી શાસન કરવા તો કેટલો ધંધો વેપાર કર્યો આ બધાયે પોતાની સાસ્કૃતિ પ્રમાણે જે અહિયાં નવું નવું બનાવ્યું સર્જન કર્યું. એ બધા ને આપડે સાસ્કૃતિ વારસા માં સમવેશ કરી સકાય બરાબર ન કરી સકાય ખોટું નથી તારી વસ્તુ તારી વસ્તુ સાચી છે એવી રીતના આપડે તો જોવા જઈએ. તો કોઈ અઈત્યાસિક જે સ્થળો છે બરાબર એ પણ આપડો સાંસ્કૃતિક વરસો ગણાય પછ જો આપડે જો બીજી વસ્તુ જોવા જઈએ તો સાબરમતી આશ્રમ એ પણ આપડો સાંસ્કૃતિક વારસો છે બારડોલી છે સન્તીનીકેતન છે અપડે કલકતા માં એ આપડો સાંસ્કૃતિક વારસો છે બરાબર અને આપડે દિલ્લી માં ગણી એવી વસ્તુઓ છે લાલ કિલ્લો છે બરાબર છે તો એ આપડો સાંસ્કૃતિક વારસો જ છે આપડે કોઈ એને એવું ના કઇ શકીએ કે આ ભાઈ મોગલો નો છ કે આ હિંદુ ધર્મ નો છે ક જૈન ધર્મ નો છે હા આપડા પૂર્વજો તરફથી દેન મળેલી છે તો આપડે સાંસ્કૃતિક વારસા માં સમાવેશ કરી શકીએ હા આપડા ત્યાં સ્થીર સ્થાપત્ય ને બધું છ આપડ ટૂંક માં ભારતીય સાસ્કૃતિ વારસો કેટલા વર્ષ નો હશે આપડો સાંસ્કૃતિક વારસો છે એ આપડે જો જોવા જઈએ તો ખરેખરમાં પાંચ હજાર વર્ષ જુનો વારસો માનવા માં આવે છે

હા હા બવ જુનો વારસો માનવા માં આવે છે પાંચ હજાર વર્ષો થી પણ જુનો વારસો કઇ શકાય આતો અંદાજીત આપડે આટલો વારસો કઇ શકીએ છી કે આપડે પાંચ હજાર ખાલીં કઈએ છીએ નઈતર ખરેખર જોવા જઈએ તો પાંચ હજાર વર્ષ થી કરતા પણ વધારે સાંસ્કૃતિક વારસા ઓ સાંસ્કુતિક વારસો આપડી જોડે છે તો તો આજે હતુ કે મોર્ય યુગ માં જે ઉધા કમળ ની આકૃતિ પર સિહ હતો. વૃષ હતો બુદ્ધ ની પ્રગ્ન્યા પરીમીતા નું સીલ પછી સવનાથ ની ધર્મ ચર્ક પર પર્વતન વાડી મહાત્મા ગોતમ બુદ્ધ ની પ્રતિમા જે ઈલોરા ની ગુફાઓ પછી જૈન તીર્થ કરની પ્રતિમાઓ આ બધું સાંસ્કૃતિક વારસો છે એ હવે ગર્વ અનુભવ જેવી બાબતો છે કેમ ન જો એમાં આપડે ઉમેરો કરવો હોય કે ભાઈ આપડી ભાષા છે તો અ પણ સાસ્કૃતિ છે લીપી પણ અંક છે એ પણ સુન્ય ની શોધ છે બરાબર છે એ પણ સાંસ્કૃતિક વારસો છ ગણિત ની શોધ છે એ પણ સાંસ્કૃતિક વારસો પચ ખગોળ શાસ્ત્ર ધાતુ

યદ્ધ શાસ્ત્ર પછી રાજ શાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર પછી પાણી શાસ્ત્ર છે વનસ્પતિ શાસ્ત્ર છ વાસ્તુ શાસ્ત્ર છે. ન્યાય તંત્ર છે આ તમામે તમામ બધી વસ્તુઓ સુ છ તો તમે આને સાંસ્કૃતિક વારસો કઇ સકાય તો એમાં કઇ ખોટુ છે નઈ

જેમકે લોથલ જે હાલ માં તો થોડું ગુજરાત માં છે એ રંગપુર જે સુરેદ્રનગર તાલુકા માં છે ધોળાવીરા પછી શ્રીનાથ ગઢ વગેરે ગુજરાત માટે સાંસ્કૃતિક વારસો છે મુખ્ય છે આ બધા હા કેમ નઈ જે તે કીધુ લોથલ જે ધોળકા તાલુકા માં આવેલું છે સાચી વસ્તુ છે

તદ ઉપરાંત આપડે જોવા જઈએ તો અતિહાસિક જે સ્થળો છે અતિહાસિક સ્થળો માં ગણી એવી વસ્તુઓ છે કે વડનગર નું પ્રખ્યાત જો હોય એ છે કીર્તિ તોરણ

કઈ રીતે અમદાવાદના એવા જોવાલાયક સ્થળો ક્યા ક્યા આવેલા છે કે ભાઈ જો અમદાવાદ ના જોવાલાયક સ્થળો માં મને ધ્યાન છે ત્યાં સુધી એવું કઇ સકાય જામા મજીદ છ જુલતા મિનારા છે સીદી સૈયદ ની જાળી છે હાથીં સિગ ના દેરા છે સરખેજ નો રોજો છે રાણીપ ની મજીદ છે અને કાંકરિયા માં આવેલી નગીના વાડી આ તમામે તમામ વસ્ત્રું સુ છે તો ભાઈ અતિહાસિક સ્થળો માં સમાવેશ કરવામાં આવે છે અને આગળ બીજું કઇ યાદ હોય તો તને હુ પૂછી સકું છુ પાટણ પણ એક અગત્ય નું વારસા સાંસ્કૃતિક વારસા માટેનું કેન્દ્ર છે પાટણ માં સુ છે જોવાલાયક પાટણ માં જો જોવાલાયક હોય તો મને ધ્યાન છે ત્યાં સુધી પેલ્લું છે આપડું શાસ્ત્રલીગ તળાવ અને બીજું જો જોવા જઈએ તો રાણકી વાવ આ બે વસ્તુ મને ધ્યાન છે ત્યાં સુધી પાટણ માં જોવાલાયક સ્થળ મા સમાવેશ કરી સકે છે તો હુ બીજું સુ કરવા માંગુ છુ આપડા કોઈ ધર્મ સ્થાનોને ધ્યાન માં રાખી ને હુ બોલી શકું છુ હા ધર્મ સ્થાનો થી યાદ આવ્યું દ્વારકા જય દ્વારકાધીસ તે દ્વારકા ની મુલાકાત લીધી છે હા ના મે દ્વારકા ની તો મુલાકાત નથી લીધીં પણ મને એવું ધ્યાન છે ક દ્વારકા ને આપડે દેવભૂમિ દ્વારકા તરીઓળખી સકાય. બરાબર છે અને બીજું વસ્તુ કેવા જવ તો દ્વારક સિવાય બીજી એવી આપડ એક ભારત માં બાર જ્યોત ભારત માં તો નઈ પણ આપડ એવું કઈ સકાય છે આપડે ટુક માં ધર્મને લગતે બાર જ્યોતીલીગો છે એમાં નું એક ગુજરાત માં આવેલું જ્યોતીલીગ છે જે છે સોમનાથ

ના ના સોમનાથ તો નથી ગયો હુ દ્વારકા ગયો છુ દ્વારકા થોડું ગણું જનાવીસ દ્વારકા વિશે દ્વારકા ખુબજ જોવાલાયક સ્થળ છે એજ કેવાય ભારતીય શિલ્પ કળા ની દ્રષ્ટી એ દ્વારકા માં એવેલું દ્વારકાધીસ નું મદિર એ ઉચ નમુનો છ તું જોવ તો ત્યાં ની દીવાલો ઉપર કોતર કા મદિર નું

પોતાની કળા થી આખા મદિર નું સર્જન કર્યું એ અદ્ભુત છ આ તો અત્યારે જોઈ એ છે કે ભારત નું મદિર કે હા પેલાના સમય માં તો આખી દ્વારકા સોનાની હતી જો આપડે આ અત્યારે જે પથ્થર થી બનાવેલી દ્વારકા છે એને જોઇને આપડે આટલું ગર્વ અનુભવતા હોય કે ન સુ સ્થળ છે જોવાલાયક તો તું વિચારી સક કે જે સોનાની દ્વારકા હશે એ કેટલી ગજબ હશે સાચી વસ્તુ છે ખોટી નથ જો આપડે દ્વારકા નું કીધુ દ્વારકા વિશે મને એક વસ્તુ એવી જણવા મળી મે સાંભળેલી છે કે ભાઈ દ્વારકાધીશ ની જે ધજા હોય છે એ બાવન ગજ ની હોય છે ખુબજ મોટી ધજા હોય એને તો મદિર ની ધજા એટલી ઉપર છે કે એને ચડવા માટે ખાસું ઉપર જવું પડે આપડે તો વિચારી પણ ના શકીએ કે કેટલે ઉચે જઈને નીચે જોઈએ તો સુ હાલત થા બે માણસો તો ઉપર ધજા ચડાવવા માટે ચડતા હોય છે

તો તો જોવા જઈએ તો ભાઈ આપડા ઉતર ગુજરાત માં ગણી જોવાલાયક જગ્યાઓ છે જેમાં આપડે કઈએ કે ભાઈ અંબાજી છે અંબાજી માતાનું મદિર પછી બહુચરાજી છે

આ ગણું બધું ઉતર ગુજરાત માં સાંસ્કૃતિક વારસા માં સમાવેશ થાય એવી ગણી બધી જગ્યાઓ છે કે જે ખરેખર આપડે જોઈ શકીએ છીએ અને જોવાલાયક પણ છ તું સુ કેવા માંગે છે તું બીજું કી જાણે છે આ વસ્તુ માં સાંસ્કૃતિક વારસામાં આજે વિવિધ ઉસ્ત્વો યોજવામાં આવે છે જેમકે કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદ માં યોજાય છે પછી તાનારીરી મહોત્સવ વડનગર જે ઉતરાત્ર નુત્ય કે જે મોઢેરા માં યોજાય છે પછી કચ્છ નો રણનોસ્ત્વ એ તો તે સાંભળ્યું છે ને તો વિવિધ ખેલીયા લોકો એમાં પણ ધારોકે તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલ છે એમાં પણ રનનોસ્ત્વ ની માહિતી આપવાવા માં આવી હતી તો આ બધા વિવિધ ઉત્સવો ઉજવાય છે એ ભારતની સાંસ્કૃતિક માટે જ સાંસ્કૃતિક વારસા માટે જ જાળવવા માટે જ આ બધા ઉજવવા માં આવે છે તમે આ બધા માંથી સાંભળ્યું હતું તાનારીરી મહોસ્ત્વ કે એ બધા વિશે હા તાનારીરી મહોસ્ત્વ વડનગર માં ઉજવવામાં આવે છે મે સાંભળ્યું હતું એની પાછળ એક વાર્તા પણ છે.

પછી આપડે મલ્હાર રાગ જે અગ્નિ રાગ છે એ બધા ગણા બધા રાગ આવડ્ળતા હત એમને એક દિવસ અગ્નિ રાગ ગાવાનું કહેવામાં આવ્યું હતું પણ એમને સરત એવી મૂકી હતી કે ભાઈ હુ આ જે રાગ ગાઇશ તો મારા સરીર માં જે અગ્નિ છે એ અગ્નિ ખુબજ પજ્વ્લ્લિત થશે તો એને સાંત કરવા માટે કોઈ એવું યોગ્ય સગીત્કારક છે જે મલ્હાર રાગ ગાઈને વરદાન પડી સકે અને મારા સરીર ની અગ્નિ ને સાંત કરી સકે તો ભાઈ એ રાજા એ ના પડી હતી કે ના ભાઈ મારી જોડે એવો કોઈ સગીતકાર છે નઈ પછી રાજાએ કહ્યું એટલે માનવું તો પડે તો ભાઈ અમે એ રાગ ગાયો તો એમને પણ પછી એમને સરત એવી મૂકી હતી કે ભાઈ જો આ રાગ ગાઇશ તો રાજ્ય માં રોકાઈસ નઈ ચાલ્યો જઈશ ગાયો રાગ એમને સગીત ગયું પછી તઈથી નીકળ્યા પણ ખરા પણ નીકળતા નીકળતા પહોચ્યા વડનગર માં અને વડનગર માં બે સ્ત્રી એટલે કે બે દીકરીઓ જોવા મળી એમને તેમનું નામ એક નુ નામ હતું તાના અને બીજાનું નામ હતું રીરી હવે એ બને ને આ વસ્તુ ની જાણ થઇ ત્યારે એમને એવું ક્યુ કે તાના રિરી ને કે હું તમારા મલ્હાર રાગ ગાયી ન તમારા શરીર ની અગ્નિ ને શાંત કરી શ કરીશ અને એમને મલ્હાર રાગ ગયો અને ખરે ખર માં વરસાદપણ પડ્યો અને વરસાદ પડતા તેમના શરીર ની અગની હતી તે ખરે ખર શાંતિ થઇ તમે આ વસ્તુ ની જાણ થઇ રાજા ને તો રાજા એ એવું કીધું કે ભાઈ આ બને જે સ્ત્રી ઓ છે જે છોકરી ઓ તમને આપડા રાજય માં બોલવા માં આવે પરંતુ આ તાના અને રીરી જે હતા તમને એમના એમના રાજ્ય માં રાજા ના રાજ્ય માં જવું કે દરબાર માં જવું એમને મંજુર ન હતું અને એના કરણે એમને આભઘાત કરો હતો તમને યાદ માં છે એ હાલ ની તારીખ માં વડનગર માં આજે પણ તાના રીરી મહોત્સવ ઉજવામાં આવે છે ઓહ હો ખુબ ઘટના સાંભળી ને દુઃખ થયું પણ પણ ચાલો એને તો મૂકીએ પણ મેળા ઓ ઉજાય છે પણ સંસ્કુતિ વાતા દ્રષ્ટિ એ ને ખુબ જ મહત્વ ના છે જેમકે હું તને અમુક મેળા વિશે ક્યુ મોઢેરા નો મેળો કે જે મહેસાણા ના સ્થળે આવેલું છે તે શ્રવણ વધ ના અમાસ ની રોજ ઉજવાય છે પછી બહુજરાજી નો મેળો કે જે ચેત્ર સુદ પુનમ ના રોજ બહુજરાજી માં યોજાય તા પછી શામળાજી કારિયા ઠાકોર નો મેલો એ કારતક સુદ પુનમ ના રોજ યોજાય છે પછી ભાદરવી પુનમાં નો મેળો

આ તો મહાવધ નવ થી બાર સુધી ઉજવાય છે પછી તરણેતર નો મેળો ભાદરવા સુદ ચાર થી છ થાદીયાદ નો મેળો જે અમદાવાદ આપડા અમદાવાદમાં જ યોજાય છે માસ ની નવ દસ અગિયાર તારીખે

આ ઉપરાંત છુ તને યાદ છે કોઈ બીજા કોઈ મેળા ઓ ભારત ના ગુજરાત માં ઉજવાતા હોય એવા

એ આપડે તારીખ જોવા જઈએ તો સોળ થી બાવીસ તારીખ આપડે રજ્બો અમાસ ની થી બાર તારીખ માં પછી ડાંગ દરબાર નો મેળો એ અહવામાં માં ડાંગ જીલો યોજવામાં આવે છે આપડે ફાગણ સુદ પૂનમ ના દિવસે પછી કીર્તિ પુનીમાં નો મેળો જોવા જઈએ તો સોમનાથ ગીર માં યોજવાય માં આવે છે કારતક સુદ પુનમ ના દિવસે

કૌવાત માં ઉજવામાં આવે છે જેને હોળી થી રંગ પાચમ સુધી તે મેળો ચાલતો હોય છે

કઈ કઈ પ્રજાઓ આવેલી હતી શું તને યાદ છે એવી તો ભાઈ ઘણી બધી પ્રજા આવી છે portuguese છે dutch છે અગ્રેજો છે બરાબર છે ઘણા એ ઘણી એ પ્રજા ઓં છે અને એ પ્રજા આપડે ભાઈ એવું કેવાય કે ભારત ની સંસ્કૃતિ એમને એમને આપી સાંસ્કુતિ એમને આપણે આપી નથી ભારત નો આપડી જોડે સંસ્કૃતિ સારા માં સારી હતી જ પણ એમાં એવું કેવાય કે ભાઈ થોડો ઘણો ઉમેરો કયો ઉદારણ તરીકે જોવા જઈએ તો ભાઈ એવું કેવાય ક ભાઈ એતો સુંદર છે પણ એને beauty parlor માં મોકલવામાં આવે એને શું છે કે ભાઈ અત્યારે થોડી વધારે સુંદર થઇ સકે બરોબર છે આ એક ઉદારણ તરીકે લઇ શકીએ કે ભાઈ અપડા ભારત ની સંસ્કુતિ પેહલા થીજ સુંદર હતી એને એમાં ભારત બાર ની જે વિદેશી પ્રજા આવી તમને શું કરું છે કે તેમાં વધારો કરો છે તું બોલ બીજું શું કે પૂછવા માંગે છુ જો ભારત માં વિવિધ જાત ના લોકો આવ્યા જેમકે પ્રજા એલોકો તરીકે જાણતા તા એ સો થી પ્રાચીન લોકો હતો આ ઉપરાંત નિશાંત પ્રજા આ પ્રજા જે હતી એ અગ્નિ હિસા માં આવેલી હતી તેમને ભારત ની સંસ્કુર્તી અને સભ્ત્યા ના વિકાસ માં ખુબ જ વિશીઠ ફાળો ભજવ્યો હતો જે અત્યારે આપડે જોઈએ છે કે ભારત ની કોલ અને મુડા જાતિ અસમ ની ખાસી પ્રજા

સુતરાઉ કાપડ નું વણાટ કામ કરવું વગેરે જેવા કોશાલ્યો માટે જાણીતા હતા તેવો પોતાની ધાર્મિક માન્યતા પણ ધરાવતા હતા આ ઉપરાંત દવીડ લોકો તેમના વિશે તમે સાભળ્યું હશે કે દવીડો ને મ્હેન્દ્રોજો દડો સીધું સંસ્કૃતિ ના સર્જકો તરીકે ઓળખવામાં આવે છે શું તે મોહેન્દ્ર્જો દડો નું નામ સાભળ્યું છે પેહલા હા મોહેન્દ્ર્જો દડો વિશે મેં સાભળ્યું છે તેની જે ગટર યોજના છે રસ્તા ઓ ની નેવું નેવું ના ખૂણા એ એમાં જે આપડે રસ્તા ઓ મળતા હતા એના જે શ્રી મંત જો ના ઘરો હતા બે ત્રણ માલ ના ના હતા સાત થી આંઠ ઓરડા વાર ગરીબો હોય એને એક માળ નું ઘર હોય એમાં બ કે તન રુમો હોય plus બીજું વસ્તુ કે અહીના જે અપડા જે light ની સુવિધા હતી એ રોડ ઉપર ત્યાની જે ગટર યોજના હતી તે તમામ તમામે વસ્તુ ઓ બહુ ખુબ જ સુંદર હતી અને ખરે ખર માં એનો જો એના વિશે જો વધારે વિશે જાણવા જઈએ તો ખરે ખર માં એવું કેવાય ક ભાઈ જે હડપ્પા સંસ્કુર્તી હતી મોહેન્દ્ર્જો દડો જે સંસ્કૃતિ હતી સંસ્કૃતિ હતી તાવીસ દિન જે સંસ્કૃતિ હતી એ લોકો પણ માટી માંથી જે લીપણ કરતા હતા વાસણો બનવતા હતા રમકડાઓ બનાવતા હતા એ ખરે ખર માં ખુબ જ સુંદર હતા એમ ખુબ જ સુંદર સંસ્કૃતિ હતી અપડા ભારત ની સંસ્કૃતિ એટલે ખુબ જ સુંદર સંસ્કૃતિ હતી આપડી હા દવીડ લોકો નું ભારતીય સંસ્કૃતિ માં વારસામાં ફાળો જોઈએ તો દવીડો એ માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા નો એટલે કે શિવ પૂજન ની સમજ આપી આ ઉપરાંત દીવ અને જેતે પૂજા કરવાની પ્રકિયા ઓ પણ દવીડો એજ આપી એવું મનાય છે આ ઉપરાંત જે પ્રકૃતિ ની પૂજા કરીએ છીએ પશુ પૂજા આપડે કરીએ છીએ જેમકે ગાયની પૂજા કરવામાં આવે છે પીપળો વડ એ બધું દવીડો ની જ ભેટ છે આ ઉપરાત દવીડો ના મૂળ દેવો આર્યો એ સીવાકરી લીધા હોય એમ ભારતીય સંસ્કૃતિ માં દેવો તરીકે પુનઃ સ્થપાયા એટલે આજે સાસ્કૃતિ આજે ઉડે સુધી વાપરી ગયી છે અને બીજું તું જ કે

જો તને શું તને શું જોવતું તમે જાણો છો કે અપડા ભારતના વારસા નું જતન કરવું એ એ આપણી બંધારણીય ફરજ છે તું જાણું છુ એ વસ્તુ ને હા હા બંધારણ માં લખાયેલું છે ને કે ભારત ના દરેક વ્યક્તિ એ ભારતના વારસાનું ગોરવ લેવું જોઈએ આ ઉપરાંત ભારતીય વારસાને જાળવા માટે જરૂરી પગલા ઉઠવા જોઈએ

કે અપડા ભારતીય નો અમુલ્ય વરસો છે તેને તું આ રીતે ખરાબ ના કર તું શું જાણે છે બીજું તને શું લાગે છે કે ભારતના વારસા ના જતન અને સરક્ષણ માં આપડે શું શું પગલા લઇ શકીએ

જઈએ ન જોઈએ તો એવું કેવાય કે ભાઈ અપડા જે ભારત ના અનુચ્છેદ છે એટલે કે એકાવન કોમા બરાબર છે એ એકાવન કોમા નાગરિકો ની મૂળ ભૂત ફરજો દર્શાવામાં આવે છે તદ ઉપરાંત જો વાત કરીએ તો ભાઈ છ જ અને ટ એમાં જો number પ્રમાણે જોવા જઈએ તો છ સાત અને નવ માં ભારત ના જે ભવ્ય અને સંસ્કૃતિક વરસો છે એનું જન્ત કેમનું કરવું એ આપડી ફરજ છે બરાબર સાચવું કેમનું એ એમાં આપડ ને સમજવામાં આવ્યું છે જેમકે આપડે જોવા જઈએ